વિશાલ કાલે તે news માં તે જોયુ તું વરસાદ ની આગાહી છે

ખબર જ છે મને વરસાદ થઇ જાય છે જે માં ના હોય એ સિઝન માં એ વસ્તુ થાય છે ગરમી માં ઠંડી લાગે છે અને ઠંડી માં વરસાદ થાય છે. વાતવરણ માં ખુબ જ પલટો થાય છે જે થી કરી ને બૌ બધા પશુ પંખીઓ ને અથવા તો એમને પણ નુકસાન થાય છે અત્યારે તો વધારે તો અનાજ નું નુકસાન બહુ થયુ છે ઉતાવળ ના લીધે હમણાં બે દિવશ જ વરસાદ પડયો અને એમાં કપાસ નું અને ઘઉં નું મગ નું

એ તો તારી વાત સાચી છે એ આ બદલતા મોસમ નું કારણ આપણા લોકો જ છે ખબર છે આટલું પ્રદુષણ કરિયું છે ને એના કારણે વાતાવરણ માં પલ્ટી થાય છે વરસાદ ની સિઝન માં ગરમી આઈ જાય છે ગરમી ની સિઝન માં વરસાદ આઈ છે કઈ ખબર જ નથી નક્કી છે જ નથી કઈ સુ આવનું કે સુ નથી આવનું. પણ હવે સુ કરીયે શકીયે આ બધું છે ને આપણા લોકો લીધે જ થાઊં આપણા લોકો લીધે જ પ્રદુશન થયુ છે. હા તારી વાત બરાબર છે આપણે ગાડીયો use કરીયે છેએ ને ગાડીયો નો જે ધુમાડો આવે છે ને એ બધું છેને વાતાવરણ માં જાય એના કારણે પણ છેને વાતાવરણ ફેરાઈ ગયુ છે પછી સાથે

આમ તો જોવા જઇયે તો વૃક્ષ કાપવા ના જોઈએ જે થી કારણે તે આપણે oxygen આપે છે વાતાવરણ પણ શુદ્ધ રાખે છે. જો હું તૂ કાઉ છું કાપવા જોઈએ પણ જેટલા કાપો એટલા એના સાથે એટલા ઉગાવો ખરી પણ આયા તો બધા કાપી નેએમની જગ્યા જમીન છે ત્યાં એની જગ્યાએ જેમ કે building બાનવી હોય ને ત્યાં ઝાડ કાપી નાખી છે અને ત્યાં એમનું construction ચાલુ કરી નાખે છે building બનવાનું નું કામ ચાલુ કરી નાખે છે જેના લીધે આપડે, વાતવરણ માં બઉ પેલું થાઉં છે કેમ ઝાડ ઓછા થઇ ગયા છે હરીયાળી ઓછી થઇ ગઈ છે એના કરતા પેહલા ના સમય માં કોઈ બીમાર નોતું પડતું અને સાથે જે જેમ કે વરસાદ ની ૠતુ ને ગરમી ની ઋતુ બધું એના પ્રમાણે ચાલતું તું પણ હવે બઉ problem થાય છે global worming થાય એ બધુ થાય છે ખબર છે ને વરસાદ ની મોસમ માં તો અમુક લોકો ઘર ની બહાર પણ નઈ નીકળતા જેથી કરીને જેમ કે તેમને વધારે શું બીક હોય છે ખબર છે વીજળી વીજળી ચમકે અને વીજળી ના ચમકારા થી લોકો બિવાય છે અને તેમાં વીજળી ના ચમકરા પડે છે તેમાં electric નો શોર્ટ લાગવાંનો સંભાવના રહે છે ગમે ત્યાં કઈ પણ વરસાદ માં કોઈ પણ wire ને પકડવું નહીં એ બધું સાવધાની રાખવી જોઈએ જે થી કરી ને આપણા જે પશુ પંખી કોઈ પણ મૃત્યુ ના પામે. તારી વાત બધી બરાબર છે જે કે છે સાચું કે છે પણ આપણે તો પુરી કોશિશ કરી રહ્યા છે બધા ને કેવા માં તો બધા કે છે પણ કોઈ સમજાતું નથી

જે થી કરી ને અમુક લોકો તેનો અલગ દુરુપયોગ કરે છે તારી વાત બરાબર છે તું સાચું કે છે પણ જો આપણે જ બધું કરવું પડશે આપણે જ બધા ને સમજવા પડશે નહિ તો કોઈ સમજશે નહિ આપણે જ સમજવા પડે બધા ને નહિ તો જો

અમુક જ public ને તેનું આંદોલન પણ અમુક તો public તો એમજ ગલત time આયી ગયા. time west થાઈ પણ આપણને લાગે time west છે પણ આપણે એમી માટે ચેતવા આપણે એમને સાચવા માટે પ્રત્યન કરતા હોય. અને એમને લાગે કે આપણે એમનો time west કરવા આયા. બધા ને એવું લાગે છે પણ છે નથિ આપણે ને તો કઈ problem નથી થવાની, આપને આગળ ની પેઢી છે ને અને બઉ problem થવાની છે.

હું એજ કહું છું તને જો આપણે કહી શકવાનું પછી આમ ને આમ જોતા રહીશું ને તો આપણે problem પડી શકે છે આપણે ને. problem નો જલ્દી solution

જો ઇન્ડિયા માં છે ને વધારે તો છે ને પ્રદુશન તો છૅ ને મોટી મોટી ફેક્ટરીઓ ના દ્વારા થાય છે જેમ કે એનું પાણી હોય છે ને એ લોકો નદી માં માં નાખે છે. નદી અથવા કેનાલ મા નાખી દે છે જે થી કરી ને રોગચાળો વધારે ફેલાય છે એ રોગચાળા થી થઇ ને ઘર ની બાર મચ્છર થઇ જાય છે.

આટલા ખાલી એક ભૂલ માટે કેટલું મોટું એ થઇ છે આ વાત તો તું સાચી કે છે પણ જો આપડે એક થી કઈ ના થાય આપડે બધાને સમજવા જોઈએ એની માટે એકતા હોવી જોઈએ. એકતા તો વાત તારી સાચી છે પણ આપણે સમજવા જોઈએ બધા ને આપણે જ્યાં સુધી સમજાઇ શું નહિ ને

આટલા બધા ગાડીયો ને વાહન ચાલે છે એના લીધે પ્રદુશન છે ને એટલું બધુંથઈ ગયુ છે ને મતલબ હવે છે ને એક ના એક જોડે ગાડી છે હવે આટલા બધા લોકો use કરે છે.

સાચી પ્રદુશન ના લીધે કેટલાક બઉ બધી સમસ્યા થાય છે. આજ ના સમય માં છે ને એવું થઇ ગયુ છે ને કે જાનવર છે ને ઇન્શાન બની ગયા છે અને ઇન્શાન છે ને જાનવર ના રીતે વ્યવહાર કરે છે ખબર છે તને હું એજ કાઉ છુ આપણે છે ને પ્રદુશન રોકવા માં આપણે સમૂહ લાઈયે. પણ આપણે જો birthday આવે છે ને birthday હોય ત્યારે આપણે ઓછા માં ઓછા માં એક તો વૃક્ષ વાવી શકીયે ને આપણે એક કે બે વાવી શકીયે ને આપણે એવું કાડવું પડે. આપડે ત્રણસો ને પાંસઠ દીવસ હોઈ છે ત્રણસો ને પાંસઠ દીવસ એક એક વૃક્ષ વાવીએ તો આપડે કેટલા વૃક્ષ થઇ જાય વર્ષ ના ત્રણસો ને પસાઠ તો વૃક્ષ તો થઇ જ જાય ને. દર મહિને આપણે એક એક નાખીયે તો તોય છે ને આપડે છેને બાર વૃક્ષ થઇ જાય છે હું એજ કાઉ છું તને, વૃક્ષ વાવવા ભી ખુબ જરૂરી છે જે થી કરી ને પ્રદુષણ પણ આપણને oxygen પણ સારું મળે અને પ્રદુશન પણ સચવાઈ જાય આમ જોવા જઇયે તો

એમને શુ ખબર કે આપણે બઉ problem થાય છે આપણે છે ને આપણા ઘર ની જોડે એક કે બે વૃક્ષ રાખવા જોઈએ તાકી આપણા ને proper પ્રદુષણ શું કે ઓક્સિજન મળે બરાબર રીતે આપણે ને. અત્યાર ના માણસો પણ કઈ ખબર નથી પડતી કે એમને એ સમજ નથી પડતી કે વૃક્ષ ઉગવા માં કેટલો વર્ષોં લાગે છે અને વૃક્ષ કાપવા માં દસ પંદર minute માં તરત કાપી દે છે. એ તો જોવા જેવી છે વાત છે લ્યા કે એ તો હું તને કાઉ છુ કે જો હું તો એજ વિચારું છું વૃક્ષો તો આપણે ને કેટલું બધું આપે છે ઠંડી છાવ આપે છે, બરાબર ફલો આપે છે, શાકબાજી ઓ આપે છે, ઓક્સિજન આપે છે વરસાદ લાવામાં મદદ કરે છે કેટલું બંધુ આપણું મતલબ કામ કરે છે.

જીવન માં મૃતયુ કરી નાખે છે એ પણ ખબર છે, એ પણ એક જીવ જ કેવાય છે. હું પણ એજ કેવા માંગુ છુ પણ જો આપણા થી કઈ ના થાય આપણા એક બીજા થી કઈ ના થાય આપણે બધા ને સમજવા જોઈએ હું તો એ વિચારું છુ કે આપણી પાસે એટલે કે આપણે છે ને સ્કૂલ ના છોકરા ઓ હોય છે ને બઉ બધા, એમને જોડવા થી આંદોલન માં young પેઢી છે ને young લોકો ને છે જેમ કે સ્કૂલ વાળા છોકરાઓ એમને આપણે ભેગા કરવા જોઈએ અને પછી છે ને આંદોલન કરવું જોઈએ try કરવું જોઈયે જો try કરશુ ને તો કઈ થશે. આમ ને આમ કઈ ના થાય વિશાલ તે news` માં જોયુ હશે ને અમુક બાળકો એટલું સારું કામ કરે છે ને પોતાની સ્કૂલ માં વૃક્ષો વાવે છે. જોયુ હશે

હા એ વાત સાચી તારી એ જ કાઉ હું તને કે આપણે મેહનત કારીશુ ને તો જ કઈ થશે નહિ તો વૃક્ષો વાવવા જોઈએ જે થી કરી ને આપણું ઓક્સિજન પ્રમાણ વધે અને પ્રદુશન પ્રમાણ ઘટે.

કામ કરવું જોઈએ આપણે સમુદ્ર ને નદીઓ સાફ કરવી જોઈએ તને ખબર છે ને નદી ને સમુદ્ર માં કેટલું બધું હોય છે આપણે જે આપણું જે મતલબ વિશ્વ છે ને સિતેર ટાકા પાણી છે તીસ ટાકા જ જમીન છે. બરાબર છે ને એમ પણ સિતેર ટાકા પાણી છે ને એ પણ ખાલી પીવા લાયક નથી એમાં થી વધાર પાણી તો ખરું પાણી છે પીવા લાયક તો બઉ એટલે બઉ ઓછું પાણી છે. એ પણ છે ને,

આમ જોવા જઇયે તો પાણી જે તું કે છે પાણી વાત સાચી છે સમુદ્ર માં પણ પાણી ગંદુ હોય છે નદી માં પણ ગંદુ હોય છે પાણી પણ એજ પાણી આપણે પણ પીએ છે જે થી કરી ને, અને જે આપણે ને પાણી થી આપણે બીમાર પડી જઇયે છીએ. મારી વાત સંભાળ ગંદુ હોતું નથી ગંદુ આપડે જ કરીયે છીએ હવે હું તું તારી જોડે વાત કરું છું કે હા ગંદુ આપડે કરીયે છીએ બરાબર પણ એ આપડે કરીયે છીએ. હું કાઉ છું કે આપડે નહિ કરીશુ પણ થઇ જાય છે. પણ એ થોડું કમ કરવું જોઈએ થોડું ઓછું કરવું જોઈએ સરકારે છે ને એના માટે શકત કાયદા કરવા જોઈએ શકત કાયદા થશે ને તો જ છે ને આપડે જે છે ને પ્રદુશન ઓછું થશે. હા એ વાત તારી સાચી પ્રદુશન એના થી ઓછું થઇ જશે આપડે જ સ્વછતા કરીશુ ને તો એનુ જ આપડે જ solution કરી શકીશું છીએ જો આપડે અભ્યાસ

આપણે એજ કરવના છીએ કે પ્રદુશન ઓછા માં ઓછું થાય તાકી છે ને આપણી જે earth છે આપણી ને પૃથ્વી છે એ હરીભરી બની રહે પહાડો બધા રે તને ખબર છે પ્રદુશન લીધે global worming થાય વધાર તો જે વાયરસ છે ને એ છે ને જે બરફીલા પહાડો હોય છે ને એના અંદર હોય છે જામેલા પણ આપણે જે global warming ના કારણે આપણા જે બર્ફીલા પહાડો છે એ બધા ઓગળતા જાય છે. જે ના કારણે શુ થાય છે તને ખબર છે ઓગળતા જાય છે બધા જે વાયરસ છે એ બહાર નીકળે છે ને અને મહામારી ઓ આવે છે.

હા તારી વાત બરાબર છે પણ હવે જો આપણે જ proper રીતે બધા ને કહીશું કે જો અમારે છે ને પ્રદુશન દૂર કરવાનું છે. પ્રદુશન જ દૂર થશે તો જ સારો વયવહાર જોવા મળશે આપણે આપણા મોહલ્લા માં આપણા દેશ આપણા ઘર માં આપણા આજુ બાજુ માં આપણા વિસ્તાર માં સારો, વાતાવરણ જોવા માલસે .

જેટલી હરિયાળી રેસે ને એટલું સારું રેસે આપણા માટે સમજે છે તું એ જ કેવા માંગુ છું આપણે છે ને બધા છોકરાઓ ને ભેગા કરી ને પણ આપડે છે ને આંદલોન કરીશુ રેલી કરીશુ આપણા થી જે થાય એ આપણે કરીશુ એના કારણે પ્રદુશન ઓછું થાય સમજે તું પ્રદુશન ઓછું થાય છે પ્રદુશન પણ ઓછું થાય અને બધા જે

કે પ્રદુશન ઓછું થાય પ્રદુશન ઓછું થવા થી બધું જે અટકાવાથી પશુ પંખી હતા ને એમનું જે એ છે ને શું કેહવા જે મૃત્ય પામે એ પણ બંધ જાય

hello

હા આપડે discussion કરવું હતું free છો નેં આપડે એક વાત કરવાની હતી આપડે નવું startup કરવું છે ને આપડે wiring

એમાં મારું વિચારવાનું એવું છે કે કરીએ આપડે ચાલુ એ જો એક આપડે આખો project લઈ લઈએ interior designer છે મારી પાસે અને વિચાર વાળા પણ છે મારી પાસે તો આપે નાની એવી shop નો આપડે એક project લઇ લયયે કે ભય આખો એનો project આપડે છ નું setup કરી દઈએ કે design થી માંડીને બધી વસ્તુ માં setup કરી દઈએ આપડે એમ

ને એમાં wiring પણ આપણને બંને ને આપને આવડેજ છે બરાબર છે આપડે બંનજે electric બધું handle કરી લેશે અને પછી ને આપડે સુ કેવાય કે અ designer માં મારા contact માં એક છે કે ઈ designer આપડે થોડું ગોઠવી શકીએ એને તે છે મારો friend ને ઈ designing handle કરી શકે એમ છે

હ હ તો તારું શું કહેવાનું છે startup માં આવી રીતના આવી રીતે startup કરવા માટે

electrical wire હારે જે નવું contruction થાય ને નું એ કર repairing માં ના કર તો, repairing નું થોડુક ઓલું અઘરું પડશે કેમ કે એમાં man power વધી જાહે

કે કે project માં તો આપણને labor cost આપી ની આપે તો આપને નથી તો એને કઈ દેવાનું કે તમે material અમને આપી દ્યો અમે આપડું labor cost કે ભય એક point નો કે એક lamp અથવા એક પંખા નો wiring પુગાડવા માટે નો અત્યારે general અમદાવાદ city માં આપડે ચાલે છે અ એકસો વિશ એકસો પચાસ રૂપિયા ચાલે છે તો ઈ આપડે કરી શકીએ અને કા પછી આપડે એને એમ કઈ દઈએ કે ભય material ને બધું અમે લિયે તો તમે અમને advance આપી દ્યો માટે અમારાં labor ને આપવા માટે પૈસા ને advance ની એક આપડે project ચાલતો જાય એ રીતે એની પાસે થી amount લેતી જવાની advance ને આપડે profit ના હોય તો તે last માં આખો project complete થાય તે પછી last, અ રાખવાનો

હા એમાં જાજુ profit તો ના મળે કઈ એટલું બધું single phase માં પણ જે startup છે ને પેલા અહીંયા થીજ કરવું પડશે એમ

industrial material જે છે ઈ આખું અલગ આવી જાય હમજી ગયો એટલે industrial level નું છે ને પાછુ કામ કરવામાં તારી પાહે proper team હોવી જોઈએ કે ઈ ઈ proper work થાવું જોઈએ proper experience વાળો માણસ હોવો જોઈએ કે કરતા આવડવું જોઈએ આપડે તો તય દરેક એ દરેક આપડે આપડી ઈ ધ્યાન આપી હકીયે આપને કરવાનું હુ છે આપડે એની ઉપર supervision કરવું પડે એમ

હવે આપડી પાહે માનો કે અત્યારે single phase ની site ચાલુ કરી industrial site ચાલુ કરી બરોબર તો આપડે બય જગ્યાએ ન handle કરી શકીએ એમ કૌ છું

આ ઈ એવી વસ્તુ આપડે યા જઈને discussion કરી શકીએ plus માં આપડે industrial માં બી એમ જ કરી હકીયે કેમ કે નયા તું તારી હાથે કામ કરવા જા

કામ માં કામ થોડુક hard work છે આ રીતના કરીશ તો થોડુક easy થાહે આ રીતના થોડુક softly work પતિ જાહે અ એવી advice આપડે આપી શકીએ એમ પણ આપડે હાથે નો કરી હકીયે તો આપડી પાહે એક proper એક post post આવી જાય position આવી જાય કે આપડે આ રીતના કામ કરવાનું છે કામ કરવાનું નથી એટલે ઈ રીતના તારી proper team હોય ને એટલે કામ perfect થાવું જોઈએ હા એ તો બરોબર છે પણ મારો વિચાર એવો છે કે આપડે ત્યારે બૌ લાંબુ ને અત્યારે startup જ કરીએ આપડે જ wiring કરીને આપદેજ સ આપદેજ ય બધુય complete કરી આપદેજ work કરીએ એમજ અત્યારે કોઈ આપડે

અ સાત થી આઠ જે light ઉ મુકવાની છે કે જે light ને એવી બધી અલગ અલગ type ની light ઉ આવે છે light ઉ નું selection ને એવું બધું કરવાનું છે કે અ બધુય ક્યાં ક્યાં એને light મુકવી ક્યાં ક્યાં light ની જરૂર છે એવું બધૂ આપડે જોવું અને એની પાસે ખાલી single phase જો supply જ છે એની પાસે બીજું કય છે નય બરોબર છે તો આપડે ઈ આખું wiring કરી આપડે pipe wiring થીનેજ આપડે startup કરીએ એ એક project આપડે લિયે pipe wiring કરીએ પછી ધીમે ધીમે કરતા કરતા આપડે એક મોટો project લેતા જઈએ એવા થોડાક આપડે ચાર પાંચ project complete કરી પછી ધીમે ધીમે કરતા એક મોટા project લેતા જઈએ કે all over આખું આખો project જ લઇ લેવાનો કે એની ખાલી દુકાન જ છે એમાં એને જેવું જોયે શે એવું આખે આખું બધું આપડે કરી દેવાનું setup એમ તો એના માટે આપડે શું કરવું પડે કે interior designer આપડી under હોવો જોઈએ એક furniture વાળો આપડી under હોવો જોઈએ એક pop વાળો આપડી under હોવો જોઈએ પછી ન્યા બધું table ને એ બધું furniture માં ને બધું આવી જાય તો આપડે બધું material ત્યાં થીજ તે બધા નો contact આપડે furniture વારા સાથે બેસી ને આપડે વાત કરીને discussion કરવું પડે અને જે project નો જી price ઓલા પાસે થી લીધો હોય એ ભય પચાસ લાખ રૂપિયા નો project છે તો કેટલા furniture વારા નો amount કેટલી થાય છે એમાં આપડી electrical amount કેટલી ઈ રીતે આપડે આપડું start up કરીએ એમ ના એ પછી benefit આવતો હોય એમાં એમાં પછી proper amount આપડી પાહે નો આવતી હોત percentage વાળું બી કરવું પડે છે તરણેતર વાળા ને આપડા હારે રાખો છે interior વાળા ને હારે રાખવો જોઈએ આપડે group માં કામ કરવાનું ઈ રીતના પછી ઈ રીતના percentage વાળું કરવું પડે એમાં છે ને તારે માનો કે

total cost થાય છે કૈક દોઢ લાખ રૂપિયો furniture ની cost થાય છે આટલે આમ નામ જ કૌ છુ તને કે દોઢ લાખ રૂપિયો furniture ની cost થાય છે અને બાકી wiring ની માની કે ઈ પચાસ હજાર ની accesories ને

તો હવે આપડે ઈ ને દસ percentage નું આપડે એનું પેલા વાત કરીએ જયારે discuss કરીએ ત્યારે એને કયજ દેવાનું હે કે આમાં દસ percentage મારા રેશે તમે interior વાર ને આપો કે અમને આપો અમે ઈ રીતના હિસાબ કરવાના છે દસ percentage આમાં તમે interior વાર નામ નું bill બનાવો એનાથી દસ percentage અમને આપવું પડે અને તમારે અલગ થી આપવાના ને એવા ઈ તો અલગ અ રો અલગ જ તે એમ હાહા એને contact કોને કર્યો છે આપડો કયરો છે એને interior વાર નો contact નથી કયરો અને પેલા આપડો contact કર્યો છે આપડે એને હું કીધું છે કે અમારાં contact માં છે આપડે પૈસા લેવાના interior વાળા પાહેથી આપડે આમની પાહે થી પૈસા નથી લેવાના હા હ એજ રીતના આપડા આખો project જ લેવાનો છે વાર ને એ બધાને આપડે payment આપવાનું છે

એટલે એવીજ રીતના આખું startup ને કરવાનું અત્યારે શરૂવાત માં તો આપડે શું બે ત્રણ project ઓ ખાલી special wiring નાજ કરવા પડે બે ત્રણ project તું એવા ગોઈત કે જ્યાં આપણને wiring કરવા મળે એમ ટુક માં કે

પછી ત્યાં આપડું market થાતું જાય આપડે અત્યારે મેં

પછી આપને જેમ કે આપડો success થતું જાય business ઈ રીતના પછી આપને એમ થાય કે ભય કે આપડે અત્યારે બૌ કરે છે job માં આપડી salary મન કે દસ હજાર રૂપિયા છે તો દસ હજાર રૂપિયા માં આપડું ઘર નીકળી તો દસ હજાર રૂપિયા માંથી આપડે ઓમાંથી કમાતા જઈએ બરોબર છે દસ હજાર રૂપિયા એમાંથી ને બે આપડે નીકળતાજ જાય તો પછી આપડે job છે ને આપડે સુ કેવાય આપડે આઠ કલાક ની job માં દયસ આઠ કલાક આપડા business માં દેવા પડે તો આપડું એક નવું startup ચાલે એટલે ચાલે ને એટલે તારું શું plan છે આરીતના આમાં આપડે investment માં તો જો અ વધીને તારું બધું tools છે ઈ લેવા માટે investment માં તારે પચાસ હજાર જેવું investment કરવાનું રે આપડે બંને ને most of tools તો પડ્યા છે મારી પાહે electrical ને લગતા most of tools પડ્યા છે આમાંથી regular નવા regular regular આવ્યા છે ઈ લેવા પડે આપડી પાહે કદાચ updated tools છે ઈ આપડે પાહે નથી એ જો જે અત્યાર હુધી હાલતા હતા જે પેલા જુના ના એ એમાં ની already પડ્યા છે હજી updated આવ્યા છે ઈ મારી પાસે નથી એટલે ઈ કદાચ લેવા પડે આપડે

અત્યારે તો આપડે કોઈ પણ એક project ગોતવનો છે આપને એક project મળી જાય એટલે મારો વિચાર એવો છે કે જો અમદાવાદ માં તો નય પણ આપડે ગુજરાત માં નાનો એવો project ગમે ત્યાં city માં કે રાજકોટ છે નાનું એવું city છે પછી આપડે જુવ જતા હોઈ અ આપડે જામજોતપુર side નો area છે જામનગર જીલ્લા માં આપડે

એને એક દુકાન લઇ લીધી છે બરસો વાર ની ને ઈ બરસો વાર માં એને restaurant open કરવી છે કેમ restaurant માં table table ઉપર light ઉ ને એવું બધું ગોઠવવું છે ને એવું બધું એને આખું wiring ને એવું બધું કરવું છે એને બાકી આમ જાજુ કઈ designing ને એવું કઈ નથી કરવું તો આપડે એવું એક wiring નો એક order લઇ શકીએ એમ હ ચાલે plus નો ઈ એક આપણને છે કે legally છે કે illegally કવાનું છે આ કામ ને વસ્તુ અલગ થી ધ્યાન માં રાખવી પડે એમ તો યાર legally license હોવું જરૂરી છે contractor નું આમ contactor નું license હોવું જરૂરી છે તારી પાસે એકય તેતો આની પેલા અત્યારે તારે supervisor નું તો license supervisor નું છે મારી પાસે license ને contactor નું નીકળીઅય જાય એમાં કઈ જાજું છે ની ઓલું ઈ online જ નીકળી જાય છે મેં એક વખત ગાંધીનગર જવું પડે એવું છે મને બૌ પાકું ખબર નથી હવે ઈ મારે બે friend એ કાધ્વેલું છે હું એની હારે વાત કરું પછી ખબર પડે એમાં હું છે superviser license કાધ્વ્યું હતું તે એમાં તારે શું શું process કે મારે પણ હવે btech

મારે તો છે ને મારો તો દસ માં ધોરણ નું documents રેક થોડું જે birth certificate આવે એ